બોર્ડ પર લખેલું કોફી ટુનાઈટ દિવાલો પર દોરેલા ચિત્રો પણ દેખાઈ રહ્યા છે.

બિલ્ડીંગ ના સામે ઘણી બધી દુકાનો દુકાનના આસપાસ મુકેલી બાઇકો પણ દેખાય રહી છે.

ઘણી બધી ટેબલો ચાર ખુરશી બે સોફાસેટ એક ટી_વી લગાવેલું દેખાઈ રહ્યું છે.

ચિત્ર કોઈ કેફે કે રેસ્ટોરન્ટ નું લાગી રહ્યું છે જેમાં એક કાચનો દરવાજો અને પોસ્ટરો પણ દેખાઈ રહ્યા છે.

આ ચિત્રમાં એક બિલ્ડીંગ જેવી દેખાઈ રહી છે જેનો કલર સફેદ અને લાલ જેવો દેખાઈ રહ્યો છે.

બિલ્ડીંગ ઉપર લાગેલા નાના-નાના પોસ્ટરો અને એક પંખો કલરીંગ વાળો દેખાઈ રહ્યો છે.

હોટલ ના અંદર ઘણી બધી મૂકેલી ખુરશીઓ હોટલ ના બાર ત્રણ ચાર બાઈકો બાઈક નો કલર સફેદ કાળો ઓરેન્જ જેવા દેખાય રહ્યા છે.

ઘણા બધા ફુગ્ગાઓ પણ દેખાઈ રહ્યા છે ફુગ્ગાઓનો કલર સફેદ અને બ્લુ જોવા દેખાઈ રહ્યા છે.

એક સ્ટીલ અને પટ્ટાથી દોરેલી બાઉન્ડ્રી પણ દેખાઈ રહી છે.

દુકાનનો ગેટ અને દુકાનમાં લાગેલો એક મીટર પણ દેખાઈ રહ્યું છે દુકાનની સામેની સાઈડ એ ત્રણ ચાર બાઈકો પણ મૂકેલી દેખાય રહી છે.

બિલ્ડીંગ ના સામે વૃક્ષો ઘણી બધી બારીઓ બિલ્ડીંગ ની બિલ્ડીંગ ના દરવાજા રાઈટ સાઈડ પર સામે બ્લેક કલર ની કાર પણ મૂકવામાં આવી છે.

આ ચિત્ર કોઈ કૅફે કે રેસ્ટોરન્ટ નું લાગી રહ્યું છે જેમાં ઘણી બધી ટેબલો ઘણા બધા ગ્લાસો અને ફુગ્ગાથી સજાવટ કરવામાં આવેલી છે.

એક મેન કાઉન્ટર પણ દેખાઈ રહ્યું છે બધી જ ટેબલ ઉપર પાણીની બોટલો પણ મૂકવામાં આવી છે.

બીચ ના નાના-નાના પથ્થરો પણ દેખાઈ રહ્યા છે આ દરિયાનો પાણી પણ દેખાઈ રહ્યું છે ઘણા બધા વૃક્ષો લેફ્ટ સાઈડ પર દેખાઈ રહ્યા છે.